મતલબ કે વિદ્યાર્થી ઓ ફોરન માં રેહતા હોય ને ત્યાં certificate ચાલ તું હોય નવી નવી નવી university ખુલી હોય તો એમાં કઈ બહુ હોય ની અને experience પણ ના હોય university ને એટલે એને ઓછી માન્યતા આપે ઓછો ઓલું ઓ રાખે ને એ વિદ્યાર્થી એવો ને એવો ચાલે job પર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

હમ એ વાત પણ સાચી હમ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

strict action લેવા માં આવે છે ઘણી college માં આવી રીતે હોય પણ એ તો સારું એ તો સારું જેના થી આપને લોકો study પણ કરીએ અને સાથે સાથે આપની attendance પણ વધી જાય પાછળ થી problem ના રે exam time એ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

ના તો ભી તો પછી વાંધો ન આવે ઘર થી તો એમ જ કેહવાના ને પીલા આપડે ભણતર પછી વાત જયા કરો movie જોવા sunday પછી વધારે permission પણ ન હોય હા sunday પાછા group friends ના group સાથે હોઈએ

બોલો તમે બોલો વેશનવી હ education ની જ વાત સાચી હતી હું ગીરનાર બાજુ ની એવું કે છે મારી friend છે ને તે મનીષા બી શ્યામ

હ એ તો એને district wise છે district wise હોય અલગ અલગ district wise એમ university પડતી હોય એમ આપડે પણ હ હું twelfth માં હતી ને ત્યારે અમારે લોકો ને education seminar યોજાણો હતો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 education seminar specially યોજયેલો કારણકે આપડે career ને ધ્યાન માં લઇ ને special અમારા school વાળા લોકો એ બોલા વેલા education વાળા ને કે તમે લોકો આવો અને student ને inspiration કરો હ હ એવો તો અમારે ભી યોજયેલો છે અમાર્ school માં તો ઘણી વાર આવી રીતે બોલાયેલા છે something છેલા બે ત્રણ મહિના જે exam ના હતા એમાં તો વધારે પડતું ત્રણ થી ચાર વાર seminar યોજેલા હતા અમારા હમ આપને આપડે તો study ચાલુ હોય એટલે આપડે આવી રીતે university ના કોઈ ભી કામ એટલે આપને school માં આ રીતે seminar યોજીને આપને કયા કયા new course આવેલા છે new field કઈ આવેલી છે તેના વિશે બધું જાનવા મળે એ લોકો આપને book કે તમે તમારા carrier વિશે તમારું carrier choose કરો આવી રીતે અલગ અલગ field માં જવું એ બધા એક જ field ના જવો તમને તમરી રીતે જે કરવું હોય એ કરો હા અમારે પણ એવું જ હતું seminar યોજી ને અમે seminar નું heading જ એવું હતું કે twelfth પછી શું એવું જ heading હતું અમારા seminar નું હમ અમારે લોકો ને parul university માં થી આવેલા Ahmedabad માં આયેલી છે ને ત્યાં ઘણા લોકો study કરે છે આપડે ઘરે બેસી ને પણ ત્યાં study કરી શકીએ છીએ ત્યાં નું education સાવ સારું છે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 હ સાથે સાથે હમણાં ઘણી university ઓ online classes પણ ચાલુ કર્યા છે જેમ કે આપડે other country ની university માં જો education લેવું હોય તો આપડે ઘરે બેઠા જ ફી આપી ને online classes તેમના attend કરી શકીએ છીએ તેના થી આપડુ education પણ સારું થાય અહિયાં ની કોઈ university ન પસંદ હોય તો હ એ તો એને એમાં પણ કોરોના પછી જે આ વધારે ચાલ્યું છે કારણ કે કોરોના માં બધા online પર education લેતા સીખી ગયા એટલે એ પછી કોઈ ને school college જવું ગમતું જ નથી એટલે ઘરે જ education મળેવી લે બાર બાર જવાની જરૂર નથી એવું વિચારી ને હ ના ઘણા લોકો free નથી હોતા તે આ રીતે કરે છે અને પોતાનું education પૂરું પણ કરે છે થોડા સમય પછી આપડી પાસે time ના હોય તો આપડે આવી રીતે online classes યા education આપડી degree પણ એ વસ્તુ complete કરી શકીએ છીએ અને આપડુ education પણ વધી જાય તેના લીધે education મેળવ્યા પછી education લીધા પછી job મળે છે એટલે એ તમે ને શું થયું જ્યાં સુધી education પતે ત્યાર સુધી આપડે સમજવાનું કે something એમ જ સમજવાનું અમુક પણ એવું તો ના જ હોય કે આપડે education school college માં જઈ ને ના મેળવી શકીએ એટલા free ના ના ઘણા લોકો ને એવી મુશ્કેલી હોય કોઈ ઘર ના કામ એવી રીતે ના જઈ શકતા હોય તે આવી રીતે online education લે જ છે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 ના ના ના મારી બે થી ત્રણ friend આવી રીતે કરે જ છે ને ઘર જ છે એટલે મને થોડો ખાયલ છે એના વિશે એ લોકો વાત કરતા હોય ને એટલે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 હ આપડે other country માં જવાનું થાય એટલે ત્યાં નું education જો આપને visa ના મળ્યા હોય અને ત્યાં નું education જો ચાલુ થઇ ગઈ હોય study એ લોકા આપને online classes provide કરે અને આપડે અહિયાં જ ભણવાનું એટલે જયારે પછી ત્યાં આપડે પોચી જઈએ ત્યારે ત્યાં થી college join કરી લેવાની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

અચા એવું છે હા hello hello hello અવાજ આવે છે hello hello hellohello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 hello અવાજ આવે છે મારો હા હા હવે આવ્યું અવાજ તો હા શું કરો છો સારું છે ને બધા ને

હમ કઈ ની study ચાલુ રાખજે હા એ તો રાખ્સું જ ને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

તો હવે ફોન મુકું હા bye

કેમ છો. માર ભાઈ સુ હાલચાલ

બસ એક દમ જલસા તમે કયો બસ આપડે પણ જલસા છે. યાર તમાર લોકો ની દુઆ. અરે અમાર લોકો નીઓ સુ દુઆ યાર. સુ ચાલે જીવન માં કઈ નવા જૂની હોય તો કો જણાવો. બસ નવા જૂની કઈ નઈ યાર મલિક ની મહેરબાની ચાલે છે. બરોબર બરોબર

હા

બસ અત્યાર તો ચાલે જઈએ ગરે જઈએ અત્યારે તો. ઠીક ઠીક નોકરી શોધી રહ્યા છીએ. ક્યાંક સારી મળી જાય. તો

નોકરી નોકરી

હમ નોકરી શોધી રહ્યા છીએ.

એજ છે ને નોકરી પછી જ છોકરી આવે ને.

એ બરોબર સુ ચાલે કે તારે નવીનતા અત્યારે. નવીનતા કઈ નથી. કે નોકરી phone બોન માં શોધો કે નઈ. ફોન માં online માં હોય છે. હું જોઉં છું. ક્યારેક ક્યારેક હા online માં જોવું પડશે યાર મારે મેં જોયું નથી. હમ ના online માં પેલા ઘણા બધા રાખતા હોય તો અહીંયા ખાલી અહીંયા જો ખાલી online તો માં મેડ પડે એવું લાગે છે.

આહ હા હા જરૂર જરૂર. phone તો હવે કેતા નઈ કયો લીધો છે. હાલ ફોન તો મેં અત્યારે one plus લઇ લીધો યાર. હા હા એટલે તમારો આ પેલો જ ફોન છે કે ચોથો પાંચમો છે. ના ના ના ના પેલો નથી. આ પેલા નો તો experience અલગ છે. જો હું તને કૌ અત્યારે પેલો ફોન મારો હતો વિવો નો જે ટુ એ વખતે બૌ સારો ચાલતો હતો.

હા હ એટલે આપડ દસમું ચાલતું હતું. મારે એક તે આયો તો phone તો દસમું પૂરું કર્યું. દસમાની exam પુરી થાય મેં પાપા ને કીધું તુ. હા દાસ્મની exam પુરી થાય એટલે મને તરત phone અપાઈ આપ જો. આ અચ્છા ભાઈ દસમાની ખુશીમાં phone સારી deal છે. . હા પાપા એ મને કીધું કે results આવ એટલે પણ results સુધી તો wait નઈ થાય મેં એમ કીધું તું. results ખરાબ આવે તો તમે પાછો લઇ લેજો મને વાંધો નઈ. પણ exam આપ્યા પછી મને તરત મન ફોન અપાવજો ના અચ્છા અલ્યા તમને પણ ખબર છે. phone આપાઈ દીધો પછી પાપા પાછો જ લેવાના નઈ. ખબર હતી. એટલા એટલા માટે તો ઝિદ કરીને લઇ લીધો. ફોન પાપા એ નવો આપયો તો પાપા એ નવો આપયો. તો જે તું

મમ્મી ના પડતા હતા કે નઈ અત્યારે નથી. આપાવતો છોકરો બગડી જશે એવું હતું. તો પાપા સામે જીદ્દ પાપા એ કીધું ચાલો લઇ લે. એ બાપા થી પૈસા થી છોકરો આખો દિવસ phone પણ કરે જાય. જાણે એક phone આપવી દીધો હોય તો ચૂપ થાય.

ગરે બી શાંતિ થઇ ગઈ. અને તમને પણ શાંતિ થઇ ગઈ એમ ને. હા

પાપા પાસ એ વખતે હતા. જીઓ નો android હ હ જીઓ ના અંદર પંદરસો વાળો. જીઓની જીઓની જીઓ નઈ જીઓની અચ્છા જીઓની જીઓની બરોબર કમ કે અત્યારે તો જીઓ નો હતા

હા હમ જીઓનીઓ સારો phone હતો લ્યા. અચ્છા ના ના આમ પેલી વાર હાથ માં આયો. એટલે કેવું ખુશી હતી પપ્પા એ લીધો. લે બેટા આ તારો ફોન. અરે ખુશી તો બૌ પેલ્લીવાર પેલ્લો જ ફોન એ ભી android અચ્છા આ સુ એ પણ android બૌ સાદો બૌ સારં સારી ખુશી ખુશી હતું. બૌ

અરે એતો બે દિવસ માં આવડી ગયું. તું યાર આના already પેલા થી આવડતું જ હતું. અને પાપા પાસે હતો. android phone ને પાપા નો વાપરતા ને આપડ હ હ રાત્રે પાપા સુઈ જાય એટલે લઇ ને બેસી જવાનું.

હા હમ બાપાની ઉંગ બગડે ને ફોન હાથ માં જ હોય તો પછી આપડી પછી આપડી હાલત ખરાબ. એતો હવે થઇ જાય હમ મારો phone વાપરેસ. હમ તો બધું આમ કઈ setting ને બેટ્ટીન્ગ ગેમો બેમો કેવી હતી. પીલા એ વખતે. અરે ગેમો તો સારી હતી ગેમોતો એમાં vice city આવતી ને phone માં એરીયે download કરી હતી. મેં વાયસીટી ના આપડે fan છીએ. હા ઈ ખરું ભાઈ વાયસીટી નું fan કોણ નથી હા વાયસીટી કરી તી. download પછી બીજી બધી મુ બીજું બધું વધારે એ use કરતો ગેમ ઓછી રમતો. હા અચ્છા હા youtube serial serial movie એ બધું વધારે જોતા વધારે જોતા આપડે. mobile

સાલા બધા નું ના ગેમો ગેમો રામુ પણ ઓછી ગમે રમતો તો

હા આપડે ગેમો તો બૌ. અત્યારે અત્યારે નવરા બેઠા યાદ કરીએ. તો આયહાય કેવા દિવસો હતા. એ કે જે મતલબ જેતુ થી કામ ચાલતું હતું. અત્યારે સારા માં સારો one plus હાથમાં છે. તો પણ નેનો પડે છે. હા ઈ બધા ફીકા ફીકા લાગે જ. હા સાચી વાત. માં વાતાડૅ મળે છે કૈક કિયો લેવો એ કિયો ના લેવો એ પણ માણહ ગોઠવાઈ જાય. સાચી વાત હ સાચી વાત. અને એ પણ જેતું કેટલી કેટલી વાર બે જથી ત્રણ મહિના સુધી જ હતો મારી પાસે. પછી દસમાનું પાછું અગિયારમું science ચાલુ થયું. એટલે પપ્પન પપ્પા એ લઇ લીધો. પછી ઈ બરાબર પેલા પેરુ ભણવાનું ફોન બોન તો આયવા લાગશે. હા પપ્પા એમ કોઈ કે નઈ અત્યારે નઈ હવે હવે બારમા પછી બારમા પછી પાછું ફરી પાછું. મેં ઝિદ કરી ટી બારમાની exam પછી કે નઈ હવે. નવો phone આપવો એક હતો. પછી મેં વીવોનો વી ફિફટિન લીધો તો. એ જે નવો નવો આવ્યો. યો પોપોપ કેમેરા વાળો.

એક્ઝામ પટતી નથી. ને આને ફોન હુજ્જત નથી.

જેટલું હવે તારે જેટલું માં જેતુમાં હમ જેટલું માં મેં બિલકુલ નુકસાન નથી કર્યું. યાર મેં સારું સારું પેલો પગારે નુકસાન કોણ કરે. હ અપડે યાર સુ હતા. સંબંદ સારા હતા. તો પછી આપી દીધો ચ હાજર માં લીધો તો. ને ચ હાજર માં વેચીએ માર્યો તો. બરોબર

હમ હાલ one plus ક્યારે લીધો હવે? હમણાં આપડા જ one plus તો હમણાં જ લીધો ચાર પાંચ ચ મહીના પેલા હમ હમ આમ થોડો premium લાગતો હશે પણ પેલા બધા ફોન ફીકા પડે પછી. હા અત્યારે મોન્ગો phone use કરો મોન્ગો phone વાપર્યા પછી. તો પેલા બધા phone ફીકા જ પડે ને યાર અત્યારે જેટલું હાથ માં આપો તો કેવું લાગે. આપડા હાથ માં હમ મતલબ પેલો ફોન લિયો ભલે ઊંચો હોય પણ હાથ માં દિયો કે આ સુ પકડાઈ દીધું.